હા એમાં ચારસો થી વધુ લોકોમતલબ નદી માં પડ્યા હતા

અને સીત્યોતિર લોકો નું death થયું હતું સીત્યોતેર લોકો નું હા સીત્યોતેર લોકો નું death થયું હતું ચારસો થી વધારે લોકો મતલબ નદી માં પડ્યા હતા અને લોકો ને rescue કરવામાં આવ્યા હતા મતલબ એ લોકો ને છે ને મતલબ ઓલા આવે છે ને બચવા વાળા લોકો rescue team એ લોકો નદી માં આયી ને તરી તરી ને બચાવતા હતા એમાંથી કેટલા નાના છોકરા ઓ પણ હતા જે મરી ગયા હતા

તેમાં rescue જે થયા હતા બરોબર એમાંથી પણ કેટલા seventy six rescue થયા હતા ચાલી જેવા થી વધુ લોકો ને મોત થય હતી

તેમાં તો સરકાર ની ગલતી કેમ જે renovation નું કામ હતું વેલા થી વેલા પતાવ્યું બરોબર જેમાં limit એમાં એમાં બતાવ્યું પણ હતું જે એની જે એની દોરી હતી ને જે લગાયી હતી એ એના પછી જે ઓલું લોખંડ થી connect કરેલું હતું મતલબ screw વગેરે લગાવ્યું હતું એ બધું perfect નોતું એમાં શું છે બધા public હતી કેમ કે જુલતા હતા ઈ bridge પર જેટલું limit હતી bridge ઉપર એનાથી વધારે public

રો બધા પડી ગયા એમ બે દિવસ કે કેટલા દિવસ rescue ચાલ્યું જેમાંથી

હા કેટલા નહિ મળ્યા અત્યારે તો એ મતલબ renovate થયું છે એ bridge renovate તો થય ગયું અત્યારે પછી ચાલુ ભી થય ગયું છે તો એના જોડે એના જોડે આ કય bridge છે એ bridge ભી બન્યું છે આપડે અટલ અટલ bridge એમાં પણ crack આયી ગયો હતો ને વચ્ચે બન થય ગયું હતું

એમાં બંને bridge પર જવા માટે charges પણ છે મતલબ free માં નહિ જવા દેતા

હા અત્યારે તો બધા ત્યાં પણ ચાલુ થય ગયું છે અટલ પણ ચાલુ થય ગયું છે અને મોરબી પણ હા પણ એમાં બૌ બધા ની death થય ગય હતી મતલબ મેં news માં જોયું હતું

મરી ગયા હતા એની અંદર એનું all family મરી ગયું હતું ખાલી એકલું નાનું baby જ બચ્ચું તું અને એમાં કૈક એવું પણ હતું કે government something મતલબ family ને એક એક લાખ ક દોઢ દોઢ લાખ આપવાના હતા એક per person હા તેમાં બરોબર એમાં કીધું હતું કે compensation વ્યક્તિ ને કે જે મરી ગયા હે એને componsation જે છે જે injured થયા હયશે એનું કૈક પાછા હજાર જેવા આલશે હા મેં તો એવું સાંભળ્યું હતું કે લાખ એ per person ના લાખ આપવા ના છે

મરી ગયા એ injured થયા એ લોકો ને કદાચ મતલબ વીમો કરાવ્યો હોય તો ઈ લોકો ને free માં સારવાર થાય એવું બધું હોય જેને injured થયું હોય એ અ કેટલી ત્રીસ october એ થયું હતું જે કે છે bridge તૂટ્યું એ ત્રીસ october એ થયું હતું એક તો ચાલીશ થી વધારે ની મોત થય હતી હા ચારસો લોકો હતા ત્યાં મતલબ ચારસો લોકો ભી કય ઓછા થોડી ના કેવાય એટલી બધી quantity કોઈ પણ bridge ની capacity એટલી બધી હોઈજ નય અને એ તો દોરી વાળો bridge હતો હતી કેમ જે public હતી એ હતી એ જુલતા હતા અને bridge પેલા થી over load હતું તો એના કરને bridge જે છે ઈ ગયું અને જે renovation નું કામ કર્યું હતું એ લોકો ભી એ લોકો ની ગલતી હતી જેમ કે તહેવાર આવાનો હતું તો ફટાફટ જે છે કામ કરીને નીપટાય દીધું હ હ અને સાત મહિના સુધી તો મતલબ bridge બંધ રાખ્યું હતું કેમ કે આવું બધું થયું હતું એટલે એને processing હતીને એટલે renovation નું જે કર્યું હતું એમને ભી સજા મળી હે એમનું licence હા એ લોકો ને licence રદ કરી દેવા માં આવ્યું છે એ લોકો નું અને કઈ સજા ભી એમને મળી છે કે ક બે વર્ષ ની તે સજા મળી છે હા અને જે મતલબ જે એનું renovation કરાવ્યું હતું એના chief officer મતલબ નગરપાલિકા ના જે chief officer હતા ને સંદીપસિંહ ઝાલા

એ બધું પણ એ લોકો એ મિલાવત કરી હતી મતલબ જયારે proof જયારે bridge પડ્યું ને ત્યારે નીચે થી એટલું બધું clear નોતું દેખાતું butnews વાળા લોકો જે હતા ને ઈ લોકો bridge ઉપર ગયા હતા મતલબ આવું situation હતી

screw કે કમાવા માટે ફટાફટ નીપટાય દીહું એ લોકો નું એટલે bridge જલ્દ થી જલ્દ ચાલુ થાય અને એને એમને લોકો ને કમાવાનું મળે હાઅને એ તો કર્યું plus જે મતલબ એ લોકો એ જે cement વગેર ભી use કર્યું હતું ન એ પણ મીલાવટ વાળું હતું એમાં પણ કઈ મતલબ જોઈએ એવું

મતલબ બૌ જોયી નેજ આમ થય ગયું હતું ત્યારે મેં news માં જોયું હતું હમણા થી હું news

એ લોકો યે એક છેડખાની કરી હતી

એમાં પણ politics છે અત્યારે બધું કેમ કે જે voting voting આવે તે સહાનુભુતિ એ લોકો ને મળે ને તો એમને પૈસા આપ્યા છે મરી ગયા એમને એ બધું એમાં voting માં use કરે પૈસા ને એ બધું એમ નેમ હા એ લોકો અત્યારે મતલબ એક એક દોઢ દોઢ લાખ આપે એટલે આપડે તો આપડે તો એવુજ સમજીએ કે હા લોકો એ પૈસા આપ્યા છે આ લોકો સારા છે આમ તે ત્યારે માં જે train નું જે થયું સાંભળ્યું તમે એમનું news એ ઓડીસા માં policy politics છે એમાં ભી એમાં હતું એમ કે ત્રણ train હતી એક ઉભી હતી બરોબર અને એક એમ જવતી હતી right side અને left side આવતી આવતી હતી અને એક જાવતી હતી બરોબર તો એમાં થયું શું

તો એમાં ભી જે છે politics છે એમાં ભી કેટલા લોકો મરી ગયા છે બૌ લોકો એમાં મારી ગયા છે એનું તો મને એટલુ બધું idea તો નથી but એમાં એટલું સાંભળ્યું હતું કે એ લોકો એ કયક અડતાલીસ કલાક થય ગયા તો પણ એ લોકો એ છે ને મતલબ એમના family ને લાશ નતી મળી મતલબ એ લોકો ને લાશ નતી મળતી police વાળા ઓને ને એ લોકો ને કેમ કે જે rescue આ લગભગ અડધી રાતે અડધી રાત્રે આ લગભગ થયું હતું કે દીવસ માં થયું એ મને ખ્યાલ નહિ પણ એમાં જે rescue કર્યું હતું અમુક ના જે family member એ નય મળત હતા એમાં

એમાં છેને એક અઠવાડિયા પછી લાશ મળી હતી એમાં પણ બ્યાશી લોકો ની લાશ એ લોકો મતલબ એમને family વાળા ઓળખી પણ નોટા શકતા મતલબ એવી હાલત હતી એ લોકો મતલબ મંદિર જતા હતા ને એ લોકો એવું કય હતું એમાં જે આકડો હતો ને એમાં જે એ મંદિર જતા હતા ભુવનેશ્વર જતા હતા ત્યાં idea નથી ઓડીસા જે હતું મારી પાસે idea નથી નૂત એ લોકો ભુનેશ્વર જતા હતા અને ત્યાં ના જે પ્રધાન મંત્રી છે મતલબ આપદા પ્રધાન મંત્રી મોદી એમને કાર્યક્રમ પણ રાખ્યો હતો મતલબ એમને busy હતા but આવું થયું તો એમને આપડી મતલબ એ લોકો માટે time કાઢીને એ લોકો એ મતલબ લાગણી એ લોકો ની બતાવી કે આવું આવું થયું હતું મતલબ એ લોકો regret કરતા હતા આપદા જે CM છે એ ગયા હતા ને દવાખાને visit કર્યા જે જેટલા injured કેમ કે જે death થય તી ને એ બસો એકસઠ જેહતા બિચારા મારી ગયા હજાર જેવા injured થયા એમને hospital admit કર્યું હતું અને પછી જે છે અમારાં પ્રધાન મંત્રી છે મોદી એ બધાને મળવા ગયા હતા કે

જેવી રીતે થયું એ રીતે બધું જે insurance જે છે સરકાર ખર્ચું એમનું ને પછી જે injured થયા એને કય પૈસા આપવાનું કીધું હતું પણ પચ્ચા હજાર ને એમનું મરી ગયા ને એને દસ લાખ નું

ઓહ but person expire થય

એમાં હતી ને કી તે બધા કેચે કે

નરેન્દ્ર મોદી એ tweet પણ કર્યું હતું railway minister ને

આલોકો ના મતલબ શોખ જતા આવતા જતા આવતા એમ એટલે તો મળવા બધાને ગયા હતા personally બધા જે injured થયા હતા એમને hospital પર visit કર્યા બધું કીધું કે જે તમરો ખર્ચો છે government ઉઠાવશે એમને compensation આવશે injured ના

હા એમાં થી કેટલા મતલબ આપદા અય્યા ના international level પર ના જે celebrities છે cricketr છે એ લોકો એ બૌ બધું દાન સેવા કર્યું હતું

હા વિરાટ કોહલી એ something ત્રીસ લાખ નું દાન કર્યું હતું

વિરાટ કોહલી cricketer જેને

ઈ કેટલું અગ્યાર લાખ નું funding raise કર્યું હતું plus દોઢ લાખ એને જેબ માંથી એને આલ્યા હતા government ને ઓહ એવું છે એમ

અને ત્યારે પણ live આપણને બતાવતા હતા ઓડીસા નું જે accident થય ગયું હતું ત્યારે live બતાવતા હતા અને એ accident પણ મતલબ જોને બે જૂન થયું હતું સાંજે સાંજે કે રાતે થયું હતું accident

rescue એટલા બે ક ત્રણ દિવસ rescue ચાલ્યા કે ચાર દિવસ ચાલ્યા

હજી અત્યાર નું છે એટલે હજી તો કેટલાય લોકો મળ્યા પણ ની હોઈ ને

સાંજે અત્યારે ભી લગભગ ચાલુજ છે ચાલુજ હયશે મતલબ અમુક લોકો નું body જ અમુક લોકો તો મતલબ ઓલું શું કેવાય એમના body ના parts પણ અલગ અલગ થય ગયા હતા ત્રણ ચાર એક સાથે train ટકરાય છે થવાનાજ છે તો એમાં સાત ડબ્બા પલટી ગયા હતા અને ચાર ડબ્બા તો rail ના પાટા ની બાર નીકળી ગયા હતા

ઓહ અને એમાં મતલબ government એ એવી રીતે help કરી હતી મતલબ જેનું death થય ગયું એના family ને something દસ લાખ જેવું આપતા હતા અને જેનું મતલબ જે ઘાયલ છે ને બે અને wordpress એક એવી વસ્તુ છે કે જેનાથી તમે Website fast સૌથી જડપથી કોઈ પણ dynamic અથવા Static website સારા એવા components અને plugin નો use કરીને તમે બનાવી શકો છો બરાબર છે

એની પેલ basic ને કઈ દઉ wordpress કેવી રીતે download કરવાનું છે wordpress ની અંદર કેવી રીતે કોઈ પણ website તમે અમ બનાવી સકો છો તમારા પીસી ને કેવી રીતે લોકલ સર્વર કરી સકો છો આ બધીજ વસ્તુ આપણે શીખવાની છે બરોબર છે તો First of all virtual અને તમારુ શ્રીનાંશ કમ્પ્યુટર ક્લાસસીની અંદર તમારૂ સ્વાગત છે મિત્રો તો મારી તદન નવી જ Totally આખી અ YouTube channel છે જેન subscuribe કરજો like કરજો ગમસે તમને અને totally ગુજરાતીની અંદર જ Tutorials તમને બધા PHP છે wordpress છે notepad છે એનાબધા Tutorialsjava promising ના Tutorials બધાજ તમને આની અંદર avalible થશે અને totally ગુજરાતની અંદર તમને સરળ ભાષામાં સમજાય એવા Tutorials તમને આની અંદર મળવાના છે તો ચોકસથી મિત્રો like કરજો Maximum share કરજો તમારા કોઈ પણ મિત્ર જે શીખતા હોય એને પણ share કરજો Current Technology Switch પણ અલગ અલગ હું સરસ મજાનાં વિડિયો હું બનાવવાનો છું પણ એની માટે હાલ starting હું wordpress થી કરું છું જેનાથી તમને ખૂબજ સરળતાથી કોઈ પણ Website Developing નો basic પાયાથી તમને ખ્યાલ આવે કે Website Developing કેવી રીતે થાય છે અથવા એક એને introduction છે જે આપણે જોઇસુ okay તો Introduction WordPress એટલેકે છે શું તોકે wordpress કઈ website માંથી મતલબ wordpress. org is the free and open content management system that's called CMS આપણે એવું કહી સકાય કે wordpress શું છે તોકે cms કેમ કારણ કે Content Management System છે તમારી કોઈ પણ website નું Content છે એને mange કરવાનું છે તમને એક Admin panel સરસ મજાની આપેલ છે અને એ Admin panel દ્વારાજ તે તમારે બધી જ આખી તમારી website ને mange કરવાની છે ખૂબ easy છે શેમાં ride થયેલી છે તોકે PHP ની અંદર Hyper pay process એનું full from થાય છે And care with the my SQL Maria DB આમાંથી કોઈ પણ તમે database નો ઉપયોગ કરી સકો છો બન્ને માંથી કોઈ પણ અને mega DB નો use પણ તમે આની અંદર કરી સકો છો Features શું છે તમે Plugin ArchitectureSaint Base તમારે કોઈ વસ્તુની જરૂરિયાત છે કે મારે આ વસ્તુ Form Develop કરવું છે કે Gallery ની વસ્તુ કોઈ add કરવી છે આ કોઈ વસ્તુ તમારે add કરવી છે તો તમારે Basically તમે Coding through કરવા જતાં હોય તો તમારે coding કરવું પડે java script નો use કરવો પડે HTML Booster નો કોઈ પણ નો ઉપયોગ કરીને આગળ ચાલવું પડે જ્યારે આની અંદર By default WordPress ની પોતાનીજ એટલી બધી library છે કે Plugins available છે inbuilt કે જેની અંદરથી તમે Directly active કરીને download કરીને active કરીને કોઈ પણ વસ્તુ કરી સકો ઈજ વસ્તુ છે template ની અંદર એટલેકે તમારીજે website નું template છે હા બધા template એની પોતાની library ની અંદર તૈયાર હોય છે free હોય છે અને purchasable હોય છે બંને તમને મળી રહે છે એમાંથી તમે કોઈ પણ વસ્તુ તમે Easily download કરીને active કરી સકો છો અને તમારી theme સરસ મજાની બનાવી પણ સકો છો

તો ન્યાથી એની ખરેખર સરૂઆત થઈ તી To support other web content types including more traditional mailing listening Sorry List and Forms Media Gallery Membership Size Learning Management System LMS કેવાય છે જેને આપણે Learning Management System કહીએ છીએ એન Online store પણ આપણે આની અંદર wordpress માં આપણે easily બનાવ આઅ બધા જ મિત્રો video જે હું બનાવવાનો છું એ બધાજ video ની અંદર તમે પ્રેક સમજાવવાનો છું કે તમારે જો પોતાની E commerce website develop કરવી હોય પોતાની Educational website development કરવી હોય તો કેવી રીતે development કરવાની એના માટેની બધીજ વસ્તુ આની અંદર idea આપવાનો છું તો મારી આ જે Channel છે ઇ channel ને Subscribe કરી લેજો અને ચોકસ થી તમે આની અંદર joint થશો તો તમને ખૂબ જ મજા આવસે અને free off માંથી Youtube માં અત્યારે આવા લોકો free off માં બહુ use કરીએ છી One of the most popular content management solutions in use એટલેકે કેવાનો મતલબ એમ છે કે હાલની અંદર સૌથી વધારે માં વધારે wordpress નો use થાય છે અને હું તમને એ પણ guarantee કઉ છું કે જો wordpress જો તમને આવડતું હસે તો તમને easily કોઈ non it કંપની ની અંદર basically અત્યારે તમે joint થાવ તો તમને job મળી જાય છે તો WordPress used by forty two point eight percent એટલેકે બેતાળીસ point આઠ ટકા લોકોતો માત્ર IT company ની અંદર wordpress માં easily કોઈ પણ website બનાવે છે Of the top ten million websites એ October Two Thousand Twenty One તો બે હજાર એકવીસ સુધીની અંદર દસ Million website wordpress ઉપેર ચાલે છે મિત્રો આ એક બહુ મોટો આકળો છે નાંની વાત નથી કરતો અને બહુ easy છે તમે શિખસો તમને ખૂબજ મજા આવસે અને આનાંમાં ખરેખર પણ તમે આનો ઉપયોગ કરસો તો તમને easily job પણ મળવાની સકયતા વધારે છે હા basic તમને આવડવું જરૂરી છે કે html છે case છે Front end માટે React Chess નો લોકો use કરે છે આ બધી વસ્તુ ની જરૂરિયાત છે

અટલેકે અત્યારે તમે કોઈ પણ website બનાવો ઇ website ને તમારે online live કરવી હોય તો તમે જે જે કોઈ પણ site ઉપેરથી Hosting Purchase કરો છો મતલબ કે Space ખરીદો છો ઇ Hosting Purchase વાળા લોકો inbuilt તમને wordpress માટે ની સુવિધા inbuilt આપે છે અટલે install કરવાનો તમારે અલગથી કોઈ charge કે કોઈ એવી વસ્તુ દેવાની નથી wordpress તમન inbuilt મળી જાય છે Internet hosting service પણ મળે છે Like WordPress. com આવી રીતે તમને કોઈ બીજે જોતું હોય તો પણ મળી રહે છે Or a computer running to the software packages. wordpress. org ને તમારે તમારા કમ્પ્યુટરની અંદર જો તમારે લોકલ host તમારા કોમ્પુટરમાં તમારે કોઈ પણ software કે કોઈ પણ વસ્તુ Website Develop કરીને બનાવવું હોય તો easily એજ અ hosting તરીકે બનાવીને આ website નું કામ કરી સકો છો. In order to serve as a network host in its own rights એના પોતાના rights છે બરોબર છે અ લોકલ The computer may be used for single user testing and learning purposes હા Possible છે અત્યારે આપણે કરવાના જ છીએ. કે આપણે લોકલ computer નાં server માં આવસું એની અંદર તે single use કરસું અને એને testing કરસું અને એમાંથીજ આપણે wordpress વિશે શિખશું અને નવીજ website Create કેવી રીતે કરવી એ પણ શિખશું બરોબર તો મિત્રો આજની અંદર માત્ર Introduction જ હતું.

જો આવી ગયું છે અને તમારે લખવાનું છે download જેવુ તમે click કરસો એટલે word press dot org આવી જાશે આની ઉપર કરવાનું છે ને એક website છે word presa dot com જે આપણે blog બનાવવા માટે કામ થસે આપણે blogging નું કામ કરવાનું નથી આપણે એજ એ developer તરીકે wordpress ની અંદર Website Develop કરવી હોય તો કેવી રીતના કરી સકાય એ Simple Download WordPress પર click કરસું એટલે automatically આયા જુઓ સરસ મજાનું એની પોતાની website ખૂલી ગઈ છે યાદ રાખજો Content Management System નામ છે એ Content Management System થકીજ આપણે કરી સકીએ છીએ આઅ website ની અંદર inbuilt ની theme આપેલી છે એના plugin આપેલા છે આઅ બધીજ વસ્તુ તમારે જે જોઈએ એ બધીજ વસ્તુ મિત્રો તમે આમાંથી directly આની અંદર કરી સકો છો અને download કરી સકો છો તો આપણે અહી get wordpress ઉપર click કારસુ અને download અને install ઉપેર click કરસું

નઇ જે Latest version હોય કે Upgrade version હોય થોડો થોડો Changes થતો હોય એટલો ઊંડો Changes હોય કે જેની અંદર આપણને કાઇ ફરક પડતો હોય નહિ પણ તમે એજ અ Beginner હજી સરૂઆત કરતાં હોય સીખવા માટે તો એની માટે જે version આપની પાસે avalible હોય નહિ ઇ લઈ લેવાનું બરોબર છે તો તમે જોઈ સકો છો આયા wordpress already મે download કરેલું છે આમાં download થઈ ગયું છે બરોબર છે

તો Jump server ને download કરસું હવે આ Jump server ને download કરવામાટે આયા download jump પણ છે એની ઉપેર click કરસું Apache server નો use કરીને આપણે તમે કયું operating system નો use કરો છો તમારી ઉપર આધાર છે અત્યારે PHP version જો તમને અહી દેખાડે છે windows માટે Sixty four bit નું તમે આ પણ કરી સકો છો આઅ પણ કરી સકો છો અને આઅ પણ કરી સકો છો. જેની જરૂર હોય કરીને download કરી દેવાનું મે already મારી system ની અંદર install કરેલું છે એટલે હું ફરીવાર એને install કરવા જઈસ નઇ ઓકે download થઈ ગયું છે ચેક કરી લઈએ okay થઈ ગયું છે Podge Swing Folder માં જઈએ એટલે આપનણી પાસે તૈયાર download કરેલું પડ્યું છે બરોબર છે આને આપણે Extract કરી નાખશું right click કરીને અ click કરસું એટલે એટલે મે folder મારુ જે jump folder જે મારી system માં install કરેલું છે હા sorry તમને jump કેવી રીતે install કરવું એ પણ મારે તમને દેખાડવું પડસે તો આ jump છે મારી પાસે already install છે તો મારુ jump folder છે એની By default c drive ની અંદર jump ની અંદર avalible છે બરોબર છે આપનો જે કાઇ data છે જે કાઇ વસ્તુ મૂકવાની હોય કયા folder માં મૂકવાની આમાંથી સર કોઈ પણ Data HD docs નામનું jump server માં HD docs નામનું છે તો આની અંદર તમારે સરસ મજાનો તમારી જે કાઇ website હોય એનો બનાવી દેવાનો પણ અત્યારે આપણ download ની અંદર wordpress નું જે છે આને એને આપણે Extract કરસું Extract કરવા માટે આપણને પૂછશે કઈ જગ્યાએ Extract કરવું છે તો હું c drive માં જઈસ c drive માં જઈને jump નામનું મારુ folder છે એની અંદર hdocs નામનું મારુ folder મને મળી ગયું છે આયા હુ select છું અને હુ Extract આપું છું.